શ્વેત દ્રવ્યો પાછા કેવા છે કે પેલા ભૂખરદ દ્રવ્યો ને આવરી લેતા ભુખરુંદ દ્રવ્ય ને ઘેરી લે કરોડરજ્જુ પરિઘ માં આવેલા છે રાઈટ આંતર આવેલા છે મજ્જિત ચેતાતંતુ ઓ છે.

એ ઉર્ધ્વ ગામી અને અધો ગામી માર્ગ રાચે છે એક પાછું મગજ માં આવે રાઈટઆ ઉર્ધ્વ ગામી અને અધો ગામી માર્ગ એટલે શું તો ધ્યાન થી ઉર્ધ્વ ગામી માર્ગ ઉર્ધ્વ ગમી માર્ગ એટલે શું થશે આઇયા સંવેદનાતમક માહિતી કરોડરજ્જુ થી મગજ તરફ ઉર્ધ્વ દિશા માં રાઈટ કરોડરજ્જુ થી મગજ તરફ કરોડરજ્જુ થી મગજ તરફ ઉર્ધ્વ દિશા માં રાઈટ શું કરશે માહિતી નું એક જગ્યા એ થી બીજી જગ્યા એ પહોંચાડી આપશે અધો માર્ગી ચાલાક પક્રિયા એટલે કેવી થશે અધો માર્ગી તમને ખ્યાલ આઈ ગઈ ઉર્ધ્વ માર્ગી કરોડરજ્જુ થી મગજ જતી તી તો આ કેવી જશે મગજ થી કરોડરજ્જુ તરફ Yes or No તો આ રીતે શ્વેત દ્રવ્ય છે તો ભઈ કરોડરજ્જુ ખરેખર જોવા જઇયે તો કરોડ સ્થંભ ની અંદર આવેલી છે કરોડ સ્થંભ ની અંદર પણ કરોડરજ્જુ ઓ જે છે એમાં જે કરોડ.